તેમને દક્ષિણ આફ્રિકામાં રોકાઈને ભારતીયોને થતા અન્યાય વિરુદ્ધ લડતનું સુકાન સંભાળવાનો ખૂબ આગ્રહ કર્યો. ભારતીયોની પ્રેમપૂર્વકની જીદ સામે ગાંધીજીએ ઝુકી જવું પડ્યું અને તેઓ ડર્બનમાં રોકાઈ ગયા. સૌ પ્રથમ તો તેમણે અધરશો ચોરાણુમાં નાતાલ ભારતીય કૉંગ્રેસની સ્થાપના કરી અને તેના સ્થાપક મંત્રી બન્યા. આ સંસ્થાના માધ્યમથી તેમણે જુદા જુદા તબક્કામાં વહેંચાયેલા ભારતીયોને એક કર્યા. ભારતીયો પર દક્ષિણ આફ્રિકામાં બ્રિટીશ સરકાર અને ગોરાઓ દ્વારા થતા અન્યાય, દમન અને ઓરમાયા વર્તન બાબતે પુરાવા સહિત કૉંગ્રેસે સખત શબ્દોમાં નિવેદન આપી ગોરાઓને આરોપીના પાંજરામાં ઊભા કરી દીધા. સરકારી સ્થાનો અને પ્રચાર માધ્યમોમાં અનેક સ્થાને બેઠેલા ભારતીયો આ નિવેદનને જનતા સુધી પહોંચાડવામાં સંસ્થાની અનોખી તાકાત બની ગયાં. આ સફળતાએ ભારતીયોનો અને ખાસ તો ગુજરાત ગાંધીજીના ઉત્સાહ અને જુસ્સો વધારી દીધા. એક વખત વતન પરત આવવાની તૈયારી કરી ચૂકેલા ગાંધીજી પત્ની કસ્તુરબા અને બાળકોને દક્ષિણ આફ્રિકા લઈ આવવા અઢારસો છનુ માં ભારત આવ્યા.

ભારતીયોના ખૂબ દબાણને ખાળતાંં ગાંધીજીએ કહ્યું કે આમ કરવું તેમના સિદ્ધાંતની વિરુદ્ધ છે. આ દરમ્યાન દક્ષિણ આફ્રિકામાં જંગ છેડાયો. ગાંધીજીએ એવી દલીલ કરી કે ભારતીયોએ જંગમાં સરકારની પડખે ઉભા રહી દક્ષિણ આફ્રિકાના નાગરિક અધિકારોનો દાવો વધુ મજબૂત કરવો જોઇએ. તેમણે એક ambulance દળ પણ ઊભું કર્યું જેમાં તણશો ભારતીયો માનદ્ અનેઆઠસો ભારતીયો સવેતન સ્વયંસેવક તરીકે જોડાયા. આમ છતાં યુદ્ધ સમાપ્ત થયા પછી દક્ષિણ આફ્રિકામાં ભારતીયોની સ્થિતિમાં કંઈ સુધારો ન થયો ઊલટી પરિસ્થિતિ વધુ ખરાબ બનતી ગઈ. ઓગણીસો છ માં ટ્રાન્સવાલ સરકારે એક કાયદો બનાવ્યો જે મુજબ કૉલોનીમાં વસતા ભારતીયો માટે પંજીકરણ ફરજીયાત કરવામાં આવ્યું. સપ્ટેમ્બર ઓગણીસો છ માં જોહાનિસબર્ગ ખાતે એક વિરોધ રેલીને સંબોધતા ગાંધીજીએ સૌ પ્રથમવાર સત્યાગ્રહને રસ્તે અહિંસક આંદોલનની જાહેરાત કરી. તેમણે ભારતીયોને નવા કાયદાનો વિરોધ અહિંસક રીતે કરવા અને વિરોધ માટે થતી જરીક સેવા સ્વીકારવાની હાકલ કરી. ગાંધીજીથી પ્રભાવિત ભારતીયોએ તેમના આદેશનું અક્ષરશઃ પાલન કર્યું. આ અહિંસક આંદોલન પૂરા સાત વર્ષની મુદત સુધી ચાલ્યું જેમાં હજારો ભારતીયોને જેલ જવું પડ્યું અને ગાંધીજીને તો ઘણી જય જીનેન્દ્ર ગણા દિવસ પછી phone કર્યો શું ખબર આ હા સારું કર્યું યાદ કર્યો ક્યાં હવે કાકા યાદ કરવા બેસે ખબર તો છે phone માં વાત કરવાની આદત નથી લગન પછી કોણ યાદ કરે આવો ઘરે આવો તો ખબર પડી જશે પોતે જ જોઈ લેજે ના બસ હવે આ વખતે તો care માં જ રેહવાનો જ છુ છે હવે તો થઇ ગયું બધું પતી ગયું

હા પણ આપણે ગુજરાત સમજ માં આવી જાય accent એવી રીતે નો બોલી સકાય પણ સમજ માં આવી જાય કે આ સુ બોલવા માંગે કે આ ક્યાંનો છે accent થી આ american છે કે આલો UK વાળો છે કે આ netherland વાળો છે કે russian છે ઠીક છે કઈ બઉ ખાસ નથી ખરાબ નથી પણ બઉં એક excellent ભી નથી

એ બોલતા બોલતા habit પડી જાય ને આપડી એક વાર બોલવા નું ચાલુ કરી એ તો જ થાય વાચતા વાચતા જ તો થયું છે બીજું તો આપડે કઈ અલગથી શીખવા ક્યાય ગયા નથી જો સૌથી સારી process તો એ છે આપડે ઓલી any blighter ની story વાચવાની any blighter ની નાની નાની stories છે બઉ જ simple language મા હોય છે બઉ જ ineresting stories છે વાચવા મા enteres બી આવે અને એકદમ simple essy બઉ difficult નો થાય હા તો news paper છે જ આપડે જેમ કે talegraph time of india છે હા એનાથી ભી થાય પણ એકદમ વાચીવાચવા થી પછી બોલી બોલી ને વાચવા નું ને આને પછી એમ હોય તો પછી BBC NEWS જોવાનું ટીવીમાં BBC વાળા લોકો ની excet એકદમ perfect હોય છે એ લોકો નું english બહુ સરસ હોય છે yaar એકદમ proper english હોય છે હા National geography channel છે National geography channel નું ભી english સરસ છે પછી practice કરવાનું અને લોકો સાથે વાત કરવા ની ભલે એમ નઈ સોચાવાનું કે હું ભૂલ બોલું છું કે કઈ મારે mistake થાય છે લોકો શું સમજસે લોકો શું હસશે શું કેસે એ બધુ પછી આપડે ના વિચારવાનું વિચાર વાર આડાઅવળા થઈએ પણ પછી ઢીક થઇ જાય એકદમ વાંધો નઈ આવે habit પડી જશે પછી મેં તો આમ શીખવાનું એ રીતે કાઈ ચાલુ નતુ કર્યું હું તો વાચતો તો ને મને વાંચવાનો શોક હતો Anyblighter થી પછી અલી આપડે ને arties ને ગણું વાંચતો ને પેલા તો

વાંચવાનું વાંચવાનું વાંચવાનું જેટલું વાંચી શકો એમાં જો લાગે કે આ કઈ અજીબ word છે કે આ word મને સમજ નથી આવતો સમજણ નથી પડતી કોઈ શબ્દની તોય આપડે એ અગલ થી લખી લેવાનું એનો પછી minning ગોતવાનું એટલે પછી યાદ રે આપડે જયારે ગોતીએ એક એક શબ્દ નો minning તો આપણને હજી જલ્દીથી યાદ થઈ જાય ને આપડો શબ્દ કોશ બી વધી જાય પછી પણ વાંચવાનું continue નઈ તો એક પેજ વાચ્યો કે આખું news paper માં એક બે kollam વાચ્યું continue હશે તો એક એક નવો નવો શબ્દ ગોતી લેવાનો પછી એક નઈ તો પાંચ શબ્દ ગોતવાના પાંચ ના થાય તો બે ગોતવાના પણ ગોતવાના પછી એની ઉપર એ હા

હા હા ઓલું શું હોય આપડે ગાયન continue સાંભળતા હોઈએ કેવી રીતે આપણને ગાયન યાદ થઈ જાય અને આપણ ને યાદ કરવું નથ પડતા એવી જ રીતે એ આપડા subconscious ના brain માં એ બેસી જાય મગજ બધું એને લઇલે પોતાની અંદર કેમ નઈ થાય શીખવાની કોઈ ઉમર નથી હોતી આપડે જેટલું કરી શકીએ એટલું કરવાનું

અ કોને ખબર થઇ શકે એમાં શું છે ક્યારે બી કઈ opportunity આવી જાય એમાં શું છે આપડે prepare રેવાનું ને આપડે જો તેયાર હોઈએ તો પછી આપણ ને એ વાધો ન આવે કોઈ તકલીફ ન પડે અગવડતા ન થાય

હા બધી ભૂલ છે ને

ઓલું આવે કે કોઈ opportunity તારે જવું પડશે કે વિદેશ નો client આવી ગયો ગયો એ ત્યરે તુ શું કરીશ એ તો કામ માં આવશે ને

હા હા હા હા હા હા અને પછી આખો દિવસ એજ બોલતું હોય

હા હા

અરે એનો ભી કોઈ મળેતો શું થયું પોતે બોલી બોલી ને પોતે practice કરવાની પોતે અરીસા ની સામે જાણે કે કોઈ સાથે વાત કરે છે પોતે જ ઇ સામેના વ્યક્તિ ને પ્રશ્ન પૂછવાનો ને પોતે જ ઇ સામે ના વ્યક્તિ હિસાબે અનો ઉતર પોતાને દેવાનો એટલે idea આવે ભલે કે પછી શીખીશ તો તુ જ શીખીશ ને પછી જયારે તું ફરાટેદાર english બોલીશ ત્યારે તો મજા આવી જશે અને confidence ભી વધી જાય ને main ચીજ છે confidence એક વાર ઇ confidence આવી જાય પછી તો કઈ

હા એમ જ કરજે પણ આ ઈ છે કે એક દિવસ કર્યું દસ દિવસ છોડી દીધું એમ નઈ કરતો ભલે પાંચ મિનિટ તો પાંચ મિનીટ પણ કરવાનું daily કોઈ દિવસ gap નઈ જવા દેવાનું હા અને મન એકદમ મકમ કર લેવાનું કે મારે કરવું છે એટલે કરવું છે હા એકદમ હા ભલે પછી કોઈ શું સોચે છે શું નઈ એનું આપડે નઈ વિચારવાનું ઇ ક્યાં આવે છે તારે કામમાં કોઈ દિવસ કોઈ આવવાનું છે કોઈ નથી આવવાનું તારે client સાથે કે તારા વેપારમાં કોઈ સાથે deal કરવું હોય કે તો જાઉં જ તને જવું પડશે ને બીજું તો કોઈ જઈ નઈ શકે ને તારે એ શું ચોપડી હાથ માં લઇ અરે translation આ શું છે અચ્છા એવું તો ના થાય ને એલો બોલે કઈ આપડે સમજીએ કઈ ને એનો અર્થ નીકળે કઈ હા હા

હા એક દમ હું એક કામ કરીશ થોડા online audio books english ની જે હોય ને કે એવા બધા links મળશે તો હું મોક્લી દઈશ એ બધું કામ માં જ આવશે કઈ એતો audio તો phone માં રાખેલ લીધું તો સંભાળતા સંભાળતા ભી ચાલતા ચાલતા એ સાંભળ્યો train માં સાંભળ્યો એ બધું જેમ તેમ ઠીક છે ચાલ ચોકસ થી હા કાલે જ મોકલી દઉ છુ સવાર માં કે બપોરે મોકલી દઈશ હા ઠીક છે ચલ આવજે જય જીનેદ્ર

આમ તો જુઓ આયાર કા શું છે આ જોડીએ તો જુઓ આ આપડો એક સોમીત હજી સોનબાઈ અરે એને એક બીજામાં માયા મન~મને તો આંસુડાં આવી જાય છે

માગશર મહિનાની શિયાળો સવારની મીઠી તડકી માં ડોસો અને ડોસી બેઠા છે. ફળીયા માં બે છોકરા એક વાછરડી ની કૂણી ડોક પંપાલે છે. બેઉ જાણ જાજુ બોલતા બોલતા નથી પણ બેઉ ની આંખો સામેસામે હસી રહી છે. બુઢ્ઢા ધણી ધણીયાટ આ બાળકને જોઈ ને હરખથી ગળગળા થઈ જાય છે. ડોસાનું નામ હઠીસિંહ ડોસો અને ડોસીનું નામ રાજીબાઈ. જાતના આહીર છે ભાદર કાંઠે ખેદ નો ધંધો કરે છે અને પૈસે તકે વ્યવહારે સુખિયા છે. આધેડ અવસ્થા એ એને એક દીકરો દીકરી અવતારે છે બીજો કોઈ સંતાન નહોતો એટલે બહુ બચ્ચર વાળા ને આંતર માં કડી ના હોય એવો આનંદ વરસી અને રાજીબાઈ ને થતો હતો આજે તે અઘરું સુખ પુરુઠયું હતું કેમ કે દીકરા એકમ સિંહ ની નાનકડી વહુ સોનબાઈ પોતાને માવતર ના સાસરે વાઢ ની શેરડી ખાવા આવી હાઈ. પાંચેક ગાવ ઉપરના કૂપડા ગામમાં એક આબરૂદાર આહીર ના ઘરે એક સમયનો વૈષયવ કાળિયું હતું સારે નસર કામે ડોસાને સોનબાઈને તેડાવતા અને થોડા દિવસ રોકાઈને સોનબાઈ પાછી ચાલી જાય વીક સ્વામી દસ વર્ષ નો અને સોનબાઇ આઠ વર્ષની અળ~અળ જુબિયો વાય વા આવ્યો નથી વરાહ વરહ નું આઘેથી એકબીજાને જોય લેતા સામસામા મીટ માંડીને ઉભા રહેતા મુરત માં ધરાય જતો નતો માયા વધતી જતી હતી ચાર જમાઈ રોતા ને જયારે સોનબાઇ માવી પાર જાય ત્યારે રીક્ષા ની એકલો ભાદર કાંઢે ભાગ્યું દઈ ને સાનુમાનું રોયા કરતો પાછો બીજા વાત જોઈને કામે લાગતો કામ મૂકી એ પડતો રૂટિબોન્ડ તેનું માટે ખરેખર એક વાત ખરેખર તો મા ને અને બાપુ ને એક વાત કરી આવી શું

જાય છે અહીં આસુંડા પગશરે રૂટી મારી બોન ભલી થઇ ને હસવાનું ને મારુ એટલું વેન બાપુને કઈ આવ મારે નથી પરણાવું પણ કઈ કારણ કઈ કારણ કઈ નાઈ બસ મારે નથી પરણાવું એટલું કેતા કેતા વિષ માંથી ડોળા પાર જળજળીયા ફરી વલિયા રોઈ શીદ પડયો વીરા મારા જેમના સમ તમે અને ભાઈ તારા મન માં શું થઇ છે બાપા બોલ તો ખરા એટલું કહીને રૂટી પોતાના રોતણી ના પાલવતી ભાઇ ના આસું લુછવા લાગી ભાઈ નું રોતું રૂખાયેલ મોઠું બે આંખ માં જાળી લીધું ભાઈ ના ગાલ ઉપર પોતાનો હાથ પંપાળી પૂછવા લાગી મને મારતી દેખ ભાઈ બોલ શું છે સોનબાઇ નથી ગમતી એને કઈ વીનુ સંભળાવું છે વી~વિકતાન માસી ની આખો માં આશુ વધ્યા બહેન નું હૈયું નં કઈ સમજાય વગર ભરાય આવ્યું

ઘરડી મા એ આખા ખોરડાં ઓરી પ ગાર ગોર વાળા ચાકળા ચંદવની ની શોભા વગેરે આદર દીધી હતી સ્થિતિ જાણ ફરતા ને ફરતા ગાય ના ગીતો જ ગાયા કરતી

ભાઈ રોતો ને ડોસા તેમને બોલાવ્યો પોતાની પીઠ લેતા લેતા પૂછ્યું પણ કારણ શું છે રિક્ત ની ને પાંપણ પડતી એમાંથી જવાબ દઈ સકાય નહિ તને આ ઠેકાણે ના ગમતું હોય તો બીજે વ્યવસાય કરીએ ના બાપુ ઈ કારણ નથી તારે શું કારણ છે હું તો લોન માં એકાદ પછેડી પાડીશ ને તારું નાપન માન ગણાય અને અવતાર ધરી ને આ પહેલો શીલો એક લાવોતો રેવાદે બાપ મારા મોટ સુધરશે બાપ નું દર નામનું મેં કડીભર પોતાનું દૂખ વિશરયું ચૂપ રહીને ચાલ્યા ગયા બાપે માન્યું કે દીકરો માની ગયો તેમનો બીજો કસો વહેમ નાટો એને પાછો વાતનો રટણ પણ ના કર્યું લગ્ન થાય ગયા સોળ વર્ષ ની સોનબાઇ સાસરે આવી કાટ કાટ થયું આજે નવાબ ની પહેલી રાત હતી નથી તાડ નથી પગડી એની મીથા અને મીઠી પીપળી એવી મહા મહિના ની બળતી રાત હતી ચોખા આગમાં ચંડોળાની નીતરતા હતા એવી મહામહિના ની રાતે સવારે બાપુ ના સોરી બાબુ નો ઓરડે આવા પોતે જાણે ચોરી કરી હોય એમ લાપતા લાપતા આવ્યા વીજત જોઈ રહ્યો આ સબારી સોનબાઇ ધન ના અહીંના મોં ઉપર લગ્ન ની પહેલી રાત ના તેજ બીજા નહિ મમતા ના ઓઢાકણા જાણે કયા ઉંધી ગયા છે પૂછું કે અવર શું થય ગયું વિકો વીકમસી ગળગળો થાય ગયો થોડી વાર તો વાચા જ ઉંગલી નહી હેઠ આવીને રેન પાછા કોઠા માં ઉતારી ગયા સોનબાઇ ઉપડે આવી અને તાંડવ ચાલુ કે મને અડીશ માં

તે પણ શું છે બીજું તો શું કરું હાહુ આવે ત્યાં શુદ્ધિ તો તારે રોકાવું જ પડશે પછી માવતરે જય ને બીજો વિવાહ ગોતી લેજે મેં તને બોવ દખી કરી નિષ્ઠા ના કરી અરે હવે આમ સિદ બોલો છો એથી શું થાય ગયું કઈ નઈ અપડે બે જન ભેગા રાઈ ને હરિભજન કરશું સામ

ત્યાં માથું લઇ ને મોં~મોવાળા પંપાળતા પંપાળતા સ્ત્રી એ પુરુષ ને સુવાડી દીધો વિકાર સંતાડી પોતે પણ નિંદ્રા માં ઠળી ઠળી અને દિવા ની જ્યોત મારતા આખી રાત રમાતી હતી સ્ત્રી એવી નવ રાતો રામતીએ દસ મેં દિવસે માવતર ને શરતે સમજાવી કહે ગાડી ચડી ને ગડીને બહેન ને ટેડી આવ અને

મારે નથી જવું તમારી જોડે જ રહેવું છે મારે બીજું ત્રીજું કાઈ નથી જમીન ના પદ ડાલી ને સમજાય છે તારું એમ ને એમ આંખ ભરી ગઈ સવારે ઉઠીને જાડા રાત્રે પિયર નું કુટુંબ જે છે એ છોડી આગળ માતા કે પોતાના ભાઈ ને મને તેડી જાસો તો મારુ મારુ સારું નાઈ થાય મારો વાંક હતો આવું નથી

રેશજી પટેલ મારાથી ભૂલમાં તેડવા અવાય ગયું છે પણ આતો ઉમર પેટ ચાલે છે એટલે રાત નું મને રટણ નોતું અને ફરી વાર તેડવા આવીશ તેમને હવે લાડુ પાછુ વાળી સુખના દિવસો વિતાવે છે સાચી બેઠા હોય બેય ડોસા પોતાની ડહે ડમરી દીકરા વોવ ને જોયા કરે છે પરોઢિયે બહુ ગમતી ફરે છે સુરજ ઉગે વહુ વલોણાં ઘુંમાવે છે ભેંસો દોવે છે વાસીદા કરે છે પડ્યું ભૂલ જેવું સિંગ આવે તેવું ચોખ્ખું બનાવે છે મોતી ભરેલા એ દોયાની સંભાળવું અને બેડા લઈ આવે છે અને પાછા દસ જણા ને એટલા ટીપી નાખે છે નાની વહુ વીજળી જેવી ઘરમાં ચમકારે કરી રહી છે શું એને ગરબો મોડું સાસુ સસરાને હેત ઝડપીયા આવી જાય છે વાતો કરે છે મેં તો આયરાણી એક વાતમાં મનમાં રહી કે આ રૂપને કાંઈ સાસુ સારું ઠેકાણું મળી જાય દિનેશ આપણે શી પડી છે એને ભાઈ જેવો ભાઈ છે હકડ઼ો રુકી ને પોતાના સુખમાં બહેનો સુખ વિચારીને તો નહીં જાય ને પણ મારી ચતુર વહુ ક્યાં વિસરવા દે એવી છે આયરાણી તો એક બડા રહી જાય તો હું છે આપણો ખાલી છે એ નહીં ગમતું કાલું કાલુ બોલતું હોય ખોળા ખૂંદતું હોય ફેંકાતુ હોય એવું ભગવાન આપે એટલે બસ એવા થોડાક દી જોઈ ને જઈએ એટલે સદગત આપશે આયર મારો વાલો એ આપશે આપણે માટે વાલાજીને મેર છે એક જ જગ્યા એ આશા ના તાતણે જીવિત અગરીને જીવતા હતા જીવતા હતા એ માયેલા બેગ ની કદર નોતી

આપ તો આજ તો ઉભો રહી જાય છે અને સમજ્યા વગર બળદની ખેંચી રાખે છે અને વિચાર ચડે છે સ્ત્રીના રૂપ ગુણને નાખ્યા આવાસ યોજાશે ને માટે કુવાડો મારે આ બધું મેં શું કરયું મેં વાત કેરેટ સામ્ભળીયા છે પણ પુરુષ આપણા વગર પુરુષે આ સ્ત્રી ના લૂગડાં પહેરી પહેર્યા ના હદ માં દેશવું જોઈએ નહિ તો સાત જન્મ એવાને એવા જ હું ભાગી જાવ આ સ્ત્રી પણ અસ્ત્રી પણ મારા મારા ખટલા માંથી છૂટી ને સુખી થશે પણ મારા ઓશિયાળા માં બાપ ને મારી અંગની બેન નું શું થયુ આજે હું તમને એક શહેનશાહ ની વાર્તા કહીશ. નક્કી તે શીર્ષક ભાંગ પીને લખાયા જેવું લાગે છે, દુનિયાની સૌથી ઉદ્ધારવાદી લોકશાહી ધરાવતા અમેરિકામાં શહેનશાહ હોય એ વાત ગળે ઉતરે એવી પણ નથી, આમ છતાં ઇતિહાસમાં જે કેટલાક પ્રકરણો અમુક કારણસર પ્રકાશમાં ન આવ્યા, તેમાંનો એક લગભગ સાવ અજાણ્યો પ્રકરણ અહીં વર્ણવ્યું છે. વાસ્તવિકતાના મુદ્દે ચોવીસ કેરેટનું છે, માટે શીર્ષક પ્રત્યે શંકા ભરી નજરે જોવું નહિ, અમેરિકામાં મોટા ભાગના પ્રદેશ પર સતત બે દાયકા સુધી જેણે રાજ કર્યું, તે નું નામ હતું. કામકાજે વ્યપારી હતો, કેવાની જરૂર ના હોય કે મગજના અમુક screw ઢીલા હતા, મિજાજે અહંકારી હતો, એક વાર તેના દિમાગમાં પવન ફુંકાયો કે ની પડતી દશા બેઠી હતી. ભ્રષ્ટાચાર, ગેરવહીવટ, સોદાબાજીનું રાજકારણ, બેરોજગારી, સામાજિક અન્યાય, શિસ્તપાલનનો અભાવ વગેરે દુષણો વર્તાતા. કેલિફોર્નિયાના સેંટ શહેરના નિવાસી એ સપ્ટેમ્બર, સત્તર, અઢારસો અઠાવનના દિવસે નામું બહાર પાડયું. સાથોસાથ બધા રાજ્યના રાજકીય પ્રતિનિધિઓની meeting માં ભાગ લેવા ને બોલાવવાનું સમસ્ત ધ્યેય એલાન કર્યું. સર્વે ઘોષણા પત્ર પર સહી કરવાની હતી, દસ્તાવેજમાં આટલા શબ્દો હતા. થોડોક સુધારો કરવા બીજા ઉમેર્યા, આ તેનો સત્તા, સત્તાવાર હોદ્દો હતો, તને મેક્સિકોનું નામ એટલા માટે જોયુ છે તેને અમેરિકાની ફેબ્રુઆરી અથારસો અગ્નાસિતેર માં મેક્સિકોનો મુખ પ્રદેશ તેની સાથે હતો ચીનને જીતી લીધો હતો પરાજિત બાદ મેક્સિકોએ પોતાનો ગુલામ પ્રદેશ લેવા યુદ્ધ શરૂ કર્યું બદલે ફક્ત મેક્સિકો તરીકે ઓળખાતા અમેરિકા મેક્સિકો વિસ્તાર પર છાપવા આથી બની બેઠેલા પોતાના શહેનશાહ પોતાને અમેરિકા હસ્ત ઘટનાને મેક્સિકો દ્રશ્ય ગણતો. શેખ ચીનની પણ પત્તુ તેને કાપી નાખ્યું ચોસવા નવતાને ગામમાં બાજીને લોકોએ હસવામાં કાઢી નહીં બહુમતી વર્ગ તેને જાહેરાતને ગમીતાપૂર્વક કે બતાવી નથી સામ સાથે કોના સામસામે કોના

સંતાનો પ્રભાવ એકંદરે સકારાત્મક ભર્યું સી જાદુઈ ચડી લોકમાનસ પર અસર કરી ગઈ હતી ઘણું કરે જોયો જોઈશું અમેરિકાને લાગતો હતો ઉપરાંત તેની જોશીલી હકાલ પ્રભાવે જમાવે તેવી હતી પત્રકારોને સમુહિક કરવાની તેનામાં પુને પણ હતી પ્રસંસાના ફૂલો વરસાવી તેને પત્રકાર હોય તેને રાષ્ટ્રીય સેલિબ્રિટી શહેનશા તરીકે વ્યાપક સમર્થન મળ્યું એટલે જોશું નહોતા ને અને ઓક્ટોબર અથારસો અથાવનમાં અમેરિકાની ધારાસભા આવો શોખ કોંગ્રેસને નાબૂદ કરી એ તો સ્થાયી અરમાન જાહેર કર્યું નિર્ણય લેવાનો આવાસ જે કારણો તેને જણાવ્યું તે તેના શબ્દોમાં અમેરિકાની ધારાસભ્ય સભાનું હતું પણ અમને તેથી બીજે વર્ષે જોશું આનો તને અમેરિકાના સૈન્યને આદેશ આદેશ પણ હતી ચૂંટાયેલા ત્રણ ધારાસભ્ય અકલ સૈન્ય પણ તેને ગણકારી નહીં જોકે નાસીપાસ તેઓ ન હતો ટૂંકમાં હુકમના ભાર પડ્યાનો ચાલુ રાખી સંપ્રદાય તેને ખ્રિસ્તી બે ખ્રિસ્તી સંપ્રદાય શહેનશાહ ઠરાવ ધરાવતું નિવેદન બહાર પાડ્યું એવું અથારસો અથાવનમાં તેને આદેશ મત તરીકે જણાવ્યું હવે સંપ્રદાય તેને અવગણ્યો ન્યુટન ની કાર્ય સુધીમાં આદમી જોખમ ન હતી સાત વર્ષ પછી એક પણ તેને

અત્યારથી મળતો હોવા છતાં પણ હોતી અને તેને પોતાનું શહેનશાહ માનતા હતા આખું કેલિફોર્નિયા રાજ્ય આવતો તેનું સામ્રાજ્ય હતું અને ઊઠેની સોનેરી નળીઓ વડે તો મોટા ઘરનું માથે મૂકીને આમાં લટકાવેલી તલવારો વગેરે શહેનશા પાસે તેમ શાહી મહોર પણ હતી વૈભવ સાડી હોટલમાં એ જાય છે હોટલનો માલિક વેદવાન તરીકે તેનું મન ભવોથી મફતમાં જે જે આપે માર્યા બાદ સારી પણ મારી તેના પ્રતાપે હોટલ સ્ટાફ વધી ગયો છે મોહર લાગ્યા બાદ વંચાતું લખાણ buy afor ten to her interor magistrate informal nothan i hope the united state સાથે પોતાની વાત કરે છે તું પહેલા રાજા તેને રાજ્યગૃહમાં સંગીત સમારોહમાં અને મોટા યોજાતા કાર્યક્રમમાં આમંત્રણ મળતા ઘણીવાર તે કાયદા ખાતે ઘર્ષણમાં હતો પણ પછી નીકળતો હતો પોલીસે તેને કાનૂનભંગ બદલ અટકાયત લીધો અદાલત સમક્ષ હાજર કર્યો અદાલતે તેને પાગલખાનામાં મૂકી દીધો ચુકાદામાં વિરોધમાં સમગ્ર અને વધુ કરીને સાંજ સાંજે કે તેને છોડી દીધા વગર આવવાનું કે ત્યારે પોલીસ વિભાગે બાદશાહ માંથી પોતાની સારી અધિકાર હેઠળ પોલીસમેનને માફ કરી દીધા ન બોલતા કે આવું બધું અમેરિકામાં બની ગયું હતું અને સત્તાવાર રીતે ISI અપમાન આવી લીધી હતી આર્ચાનોની અરજણ ચારર્સો દસકામાં તેનો સ્થાયી નાણાકીય ચલણ દાખલ કર્યું

તેના માટે નાણાને એટલા જ મૂલ્યના ગોળ શહેનશાહ ખાલી ગજવાનો માલીક હતો હવે છેલ્લો ચરણ જાણી લો અમેરિકાની સરકારે અથાર્સો સિતેર માં જે વસ્તી ગણતરી કરી તેમાં ચુસવા નામના સામે તેના વ્યવસાય તરીકે ઓળખવામાં આવ્યું હતું રાજ બીજો એક દસ ચાલ્યો અંત નાટ્યાત્મક રીતે અને સાવ જાન્યુઆરી અથારસો હેસિમાં ફૂટપાથ પર રાત્રે પગપાળા જતો હતો અચાનક એક વાહન ગુમાવ્યો પડ્યો અને થોડીવારમાં મૃત્યુ પામ્યો ટેલીફોનિયમના તારીખ આવતા તારીખ વાંચતા સમાચાર આપેલા છે કેલીફોનિયાના કબ્રસ્તાનમાં મૃત્યુ રસ્તામાં હાલ્યો ખબર પડ ના લખાણ કૂતરું હતું આ તેના પર આવા તદ્દન અલકા કે શબ્દો લીધે કાયમી ધોરણે પબ્લિકમાં જોવાલાયક સ્થળ બનાવે એવા છે આમ તો જોશવા વિશે અમેરિકાની ધારાસભ્ય વટ હુકમ દાદ ન આપે તેથી બીજે વર્ષે અમેરિકાના સિનિયરને આદેશ ફરમાવ્યો કે છૂટાવેલા તમામ ધારાસભ્યને અકાલ પટ્ટી કરી નાખતા હુકમમાં બહાર પડવાનું તેને ચાલુ રાખજો રૂમમાં એક કેથોલિક અને રોસ્ટે કેમ એમ બે ખ્રિસ્તી સંપ્રદાય અને સહેનશા ઠરાવ નિવેદન બહાર પાડે એવું આથર્સો છસથમાં તેણે આદેશ માગતા વિશે જણાવ્યું અને અનેક સંપ્રદાયો એને અવગણી નૌતાને કાર્ય સૂચિમાં આગામી જોખમનાર હતી સાત વર્ષ પછી એક પણ તેને

જોસવા જાકર મળતો હોવા છતાં કેલિફોર્નિયા ના પાટનગર તેમાં પોતાના સંસાર જ માનતા હતા આખું કેલિફોનિયા રાજ્ય આમ તો આમ તો તેનું સામ્રાજ્ય હતું ઊઠીને સોનેરી નળીઓ વડે છૂટતો નૌકાદળનો પૂર્વ એની પર માથે ઊંચી હેઠ પર રંગે રંગી ઈચ્છા રોકી અમારે તલવાર વગેરેથી શહેનશાહ પાસે તેની શાહી મહોર પણ હતી વૈભવશાળી હોટલમાં એ જાય ત્યારે હોટલ માલિક યજમાન તરીકે પ્રત્યક્ષ હાજર રહી તેનો મન ભાવતું ભોજન પીરસે અને મફતમાં પોતાની શાહી મહોરો જેવા પ્રમાણપત્ર મારી આપે આવા પ્રમાણપત્રો બાદ હોટલની છાપ વધી છે મહર લાગ્યા બાદ વંચાતું લખાણ by appointment to ger antiror સાથે પોતાની છાપ પહોંચી ગયો શહેન સંગીત સમારોહ માં અને મોટા યોજાતા કાર્યક્રમમાં પધરાવવા આમંત્રણ મળતું પણ બચી નીકળતું પોલીસે તેને પકડ્યું પકડ્યા બાદ તેને ખૂબ માર્યો તેને કાનૂન ભંગ બદલ અટકાયતમાં લીધો અદાલત સમક્ષ હાજર કર્યો અદાલતે તેને પાગલખાનામાં મોકલી દીધો ચુકાદોના વિરોધમાં સમગ્ર કેલિફોનિયામાં

ઓગ્ણીસો ઈકોતેર ના ભારત પાકિસ્તાન ના યુદ્ધમાં યુદ્ધ વખતે બેટલો લૂંગી વાળા નું bollywood દ્વારા સર્જિત border filmy સ્વરૂપ જોયું હોય અને તેના આધારે મનમાં અંધારિયું બાંધ્યું હોય તો આટલું ખાસ જજો film વાસ્તવિકતાના આધારે દસ ટકા છે સેસ નેવું ટકા નકરી કલ્પના જ છે જેને જે યુદ્ધ જોડે favcard ક્ષેત્ર સંબંધિત છે board જોયા બાદ લોંગેવાલા ચોકીની કમાન commander major કુલદીપ સિંહ ચાંદ પુરી એ પણ કહ્યું છે. વો મેરી film નહિ હૈ major ચાંદ પૂરી ની હજી વિષય સાથે યાદ કરવાના થાય છે કે કેમ કે ગયા મહિને નવેમ્બર સત્તર બે હાજર અઢાર ના રોજ ઈથ્યોતેર વર્ષની વયે તેમનું અવસાન નીપજ્યું અવસાન battel of લોન્ગેવાલાને પણ યાદ